અને તોરણ બંધયેલા છે લાંબી-લાંબી સેરો છે એક ભઈ સેક્યુરીટી ગાર્ડ માં બેઠેલો છે.

તેમાં એક બેન કચરો વાળે છે સાવરણી લઈને બે બાકડો મુકેલો છે ઝાડ છે.

પિંક કલર નુ બાઉલ છે અને નીચે ની એક રેલિંગ છે અને રમકડામાં ઝીણા ઝીણા મોતી વાડી --

આ ચિત્રમાં એક અ ટ્રેન દેખાય છે ટ્રેન ઉપર ઇન્ડિયન રેલ્વે દેખ્યુ અ દેખાય છે.

નાનુ મેદાન છે મેદાનમાં આછુ-આછુ ગ્રીન ઘાસ ઊગેલુ છે અને રેડ કલર ની એક પા --

પટ્ટો છે થ ત્રણ પગથ્યા દેખાય છે.

યોગાસન કરે છે ને હાથ ઉપર રાખીને કઈ કલર કલર ના કપડા પેરેલી લેડીસો દેખાય છે અને ઉપર અ સ્ટ્રીટ લાઈટો દેખાય છે.

અને નીચે એક બ્રાઉન કલર નું ફ્લોરિંગ છે ને એક પંખો દેખાય છે એ_સી દેખાય છે.

આ ચિત્રમાં એક અહ અં ઓ રેસ્ટોરન્ટ દેખાય છે તેનો નામ સ્વરાષ્ટ રેસ્ટોરન્ટ છે.

આ પિક્ચર માં એક ગ ઘર બંગ્લોઝ દેખાય છે.

અને મ્ ગ ક બ્લેક કલર ની જાળીઓ નાખેલી છે અને ઉપર --

ને સાઇડ મા બૌ બધા હોર્ડિંગ લખેલા છે અક્ષર વાળા.

અને પે-પેન્ટ કરેલા લાકડાના --

આ પિક્ચર મા એક એરપોર્ટ બેતાઇલુ છે તેમા વિમાનો દેખાય છે હેલિકોપ્ટર છે એક ગ્રાઉન્ડ છે સામે બિલ્ડિંગ છે રોડ છે.

અને ત્યાં એક દરવાજાની અંદર એક પંખો લાગેલો છે એ દરવાજો મંદિરનું હોય તેવું લાગે છે.

અહીંયા રેસ્ટોરન્ટ છે રાજ ટેલરસ છે અને બ્લેક કલરની સ્ટેજ છે ઝાડવા છે અને બૌજ બધી દુકાનો છે.

અને બે બે ખુરસી છે એક બ્રાઉન ને એક બ્લુ કલર ની છે અને એક તિજોરી દે --

આ ચિત્રમાં એક અ અ રેસ્ટોરન્ટ દેખાય છે એક કેન્ટીન દેખાય છે કેન્ટિંગ માં બધા --

મંદિર છે નાનું કાંટો એક ઘડિયાળ છે નંબર વાળી પછી બધી વસ્તુઓ છે લીવોન છે.